topic ભક્તિયોગ આ અધ્યાયની શરૂઆતમાં અર્જુન શ્રીકૃષ્ણને પ્રશ્ન કરે છે કે આપે જ્ઞાનયોગમાં બતાવેલ નિરાકાર નિર્ગુણ સ્વરૂપની જે ઉપસના કરે છે તે અને એકનિષ્ઠ બની જેઓ સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે તે બન્ને પ્રકારના ભકતોમાં ખરા યોગને કા કોણ જાણી શ શક્યું છે? શ્રીકૃષ્ણ કહે છે કે મારામાં મને મનને સ્થિર કરીને મારામાં જ નિત્ય યુક્ત થઈને જેઓ ઉત્કૃષ્ઠ શ્રદ્ધાથી મને ભજે છે તેમણે ભક્તિયોગ્યને બરોબર જાણ્યો છે. ભક્તિયોગ્યમાં શ્રદ્ધા એ મુખ્ય છે. પરમાત્માના સાકાર સ્વરૂપમાં મનને પરોવવું પ્રમાણમાં સહેલું છે આંખોની સામે જ પરમાત્માનું સ્વરૂપ હોય અને તેમનામાં મન પરોવાઈ જાય તો જીવ પરમાત્મ્ય થઈ જાય છે. લાલી દેખન મૈ ગઈ તો મે ભી હો ગઈ લાલ બીજા જે જ્ઞાની ભકતો છે તે ઈન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને નિરાકાર, અવ્યક્ત, સર્વવ્યાપી તેવા બ્રહ્મની ઉપાસના કરે છે અને તેમનો આત્મા જ પરમાત્મા થઈને જે પરમાત્મામાં જઈને મળી જાય છે યથાર્થ તેવા જ્ઞાની ભક્તો પોતે જ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. ઈન્દ્રિયોનું નિયમન દમન કરવામાં કરવામાં આવતા યોગથી ઘણી યાતનાઓ સરળ સહન કરવી પડે છે. બાકી તે યોગના બળથી તેમણે કંઈક વધુ પ્રાપ્ત થાય છે એવું તો નથી જ આવી રીતે નિર્ગુણ, નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવા કરનાર તેઓ એને ઉપાસનાનું કષ્ઠ થાય છે અને અવ્યકત નિરાકાર નિર્ગુણ ભ્રમ મહા પ્રયાસથી પ્રાપ્ત થાય છે જ્ઞાનયોગમાં ઈન્દ્રિયોના નિયમન કરતી વખતે કામ ક્રોધ ક્રોધાદી વગેરે પુષ્કળ ઉપદ્રવો પ્રાપ્ત થાય છે. ઉત્તન્ન થાય છે. નિરાકાર બ્રહ્મની પ્રાપ્તી કરવા માટે તેમને શૂન્ય વસ્તુની જોડે ઝગડો જ કરવો પડે છે. ભૂખને ભૂખથી અને તરસને તરસથી શાંત કરવી પડે છે મૃત્યુ અને મૃત્યુની સાથે નિત્ય નવી લડાઈઓ કરવી પડે છે. સહુની સૌથી મોટું તો દેહાભિમાનને છોડવા ત અથાક મહેનત કરવી પડે છે જ્ઞાનનો અહમ એકદમ જલ્દી છૂટતો નથી અને છૂટી જાય તો પાછો ક્યારે આવી ચડે તેની પણ ખબર પડતી નથી વર્ષોના વર્ષોની ઉપાસના ઘણી વખતે એળે જાય છે. જ્યારે ભક્તિ માર્ગવાળાને આવા કષ્ટ સહન કરવા પડતા નથી. પ્રભુની શરણાગતિ સ્વીકારવાથી

તું મારામાં જ મન રાખ મારામાં જ બુદ્ધિની સ્થાપના કર. પછી તું મારામાં જ વાસ કર્શ કરીશ તે વાતમાં સંયમ નથી એમ આવી વાત શ્રીકૃષ્ણ કરે છે આમ કરવા તું અસમર્થ હોય, તો પછી અભ્યાસના યોગ્યથી માને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવ. અભ્યાસ કરવા પણ જો તું સમર્થ નથી તો મારા ઉદ્દેશથી જ મારા માટે કર્મો કરતો જા કરતો રહે. આટલું કરવામાં પણ જો તું અસમર્થ હોય તો મનનો સંયમ કર અને અનન્ય ભાવે મારા શરણે આવી

ધ્યાન કરતાં પણ કર્મ ફળનો ત્યાગ વધારે સારો છે. કારણ કે કર્મ ફળના ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે. આવા દિવસમાંથી એક ક્ષણ પણ મન બુદ્ધિને પરમાત્મામાં લગાડવાથી જેટલો પણ સમય મનને પરમાત્માના સમાગમ સુખનો અનુભવ થાય તેટલો સમય તે મન ને વિષયો પ્રત્યે અરુચિ અવશ્ય ઊભી થાય છે અને આવું મન ધીરે -ધીરે પરમાત્મામાં લાગતા તે પરમાત્મામાં મળી જાય છે પરમેશ્વરનું ચિંતન, મનન, કિર્તન, શ્રવણ, પઠણ વગેરે જો લૌકિક કામના વગર દિવસમાં થોડો પણ સમય કરવામાં આવે તો તેને અભ્યાસ કહે છે આટલો સમય મન બુદ્ધિ પરમાત્માના સંગમાં રહે છે. આવા અભ્યાસના યોગથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્ત થયતા ધ્યાન ધરી શકાય છે ત્યારબાદ સર્વ મનોવૃતિઓ એ ધ્યાનને આલિંગન આપે છે અને તે વેળાએ સર્વ કર્મો આપોઆપ દૂર રહી જાય છે. જ્યારે કર્મો આપોઆપ દૂર રહે છે

માટે સહુ પ્રથમ અભ્યાસ કરવો જોઈએ. જેવી રીતે પૃથ્વી ઉત્તમ મનુષ્યનો ભાર સહન કરવો અને આપત અપાત્ર મનુષ્યનો ભાર સહન ના કરવો

અને સમાવા નથી છે જેમનામાં મમતા નથી જેમનામાં અહમ નથી એટલે કે જ્ઞાન ભક્તિનું અભિમાન નથી જેને સુખ દુખ એ સમાન છે જે સર્વદા સંતોષી છે જેના મનનો સંયમ થયેલો ન છે અને સ્થિર મનવાળો છે જેનો પરમાત્માને પામવાનો નિશ્ચિય દ્રઢ છે જેને પોતાનું મન અને બુદ્ધિ પરમાત્માને અર્પણ કરવા છે તેઓ જે ભકત છે જે હર સમયે પરમાત્મામાં તલ્લીન રહે છે તે જ યોગી છે તે પરમાત્માને પ્રિય છે જેનાથી જગતને ઉદ્વેગ થતો નથી કે જેને જગતથી ઉદ્વેગ થતો નથી જે હર્ષ, ઈર્ષા, ભય,

જે આત આત્મ પરમાત્મ તત્વ જાણવામાં નિષ નિષ્ણાત છે જે જીવનમાં આવી પડેલી સ્થિતિઓ પ્રત્યે ઉદાસીન છે જે ભયથી મુકત છે જીવનમાં આવતા ગમે તે પરિણામ કે બનાવથી દુખી થતો નથી જેને બધા કાર કાર્યમાં આરંભનો ત્યાગ કર્યો છે એટલે કે આ જગતમાં ઈચ્છીત હેતુઓ પાર પાડવાના માટે ના કર્મોનો પ્રારંભ કરતો નથી અને જે આમ સતત પરમાત્માની ભક્તિમાં ડૂબેલો રહે છે તે પરમ તે ભક્ત પરમાત્માને પ્રિય છે જે પોતાની ગમતી વસ્તુ પ્રાપ્ત થતાં હર્ષ પામતો નથી કે જો ગમતી વસ્તુ ના મળે તો ખેદ કરતો નથી કે જો ગમતી વસ્તુનો વિયોગ થાય તો શોક કરતો નથી કે ગમતી વસ્તુની પ્રાપ્તીથી ઈચ્છા પણ વધારતો નથી અને જે શુભ કે અશુભ કર્મ યોગને ત્યાગીને માત્ર ભક્તિ જ કરે છે તે ભક્ત પરમાત્માને પ્રિય છે જે શત્રુ અને મિત્ર સામે સાથે સમાનતાથી વર્તે છે જે માન અપમાનને સમાન માને છે જે શીત-ઉષ્ણ, સુખ-દુખ જેવા દ્વંદ્ધો ને એક સરખા માને છે જે કોઈપણ વસ્તુમાં આસક્તિ ધરાવતો નથી જે નિંદા અને સ્તુતિને સમાન ગણે છે જે મૌન ધારણ કરે છે મૌનમાં માને છે જે કંઈ મળી જાય તેમાં સંતુષ્ટ રહે છે એટલે કે સંતોષી છે જેને ઘર નથી જે સ્થિર બુદ્ધિવાળો અને સદેવ પ્રભુની ભક્તિ કરે છે તે પરમાત્માને પ્રિય છે જે ભકતો પરમાત્મામાં શ્રદ્ધા રાખીને પરમાત્મામાં પરમાત્મામાં પરાયણ થઈને પરમાત્મા અત્યાર સુધીમાં વર્ણવેલા ધર્મમૃતનું સેવન કરે છે તથા ભકતો પરમાત્માને અત્યંત પ્રિય છે. ઉપર જણાવેલા લક્ષણોવાળા ભક્તોને જ ઉત્તમ સમજવા જોઈએ. માત્ર વાતો અને દેખાવથી સર્વજ્ઞ ઈશ્વર ઠગ ઠગાઈ જતો નથી કદાચ દુનિયા થોડા સમય માટે અંજાઈ જાય કે ઠગાઈ જાય પણ સદાકાળ માટે જગત પણ ઠગાઈ જતું નથી

વીર સન્યાસી વિવેકાનંદ નરેન થી વીર સન્યાસી વિવેકાનંદ નરેન્દ્ર ના જીવન માં માતા નો પ્રભાવ કેવો હતો પ્રત્યેક બાળક પર તેની માતા નો પ્રભાવ હોય હોય જ છે નરેન્દ્ર પર તેની માતા નો પ્રભાવ ગણો જ હતો નાનો નરેન્દ્ર માના ખોળા માં બેસી મેં રામાયણ મહાભારત અને બીજી પૌરાણિક કથાઓ સાંભળ્યા કરતો નરેન્દ્ર ના મન પર શ્રી રામ સીતા ની કથા ની ભારે અસર થઇ હતી નરેન્દ્ર ના મન માં ધાર્મિક સંસ્કારો ભગવાન પ્રત્યે ની શ્રધા ભુવનેશ્વરી દેવી એ નરેન્દ્ર નાથ ને એક બીજી શિખામણ પણ આપી દીધી હતી આજીવન પવિત્ર રહેજે પોતાની મર્યાદા ની રક્ષા કરજે અને બીજા ની મર્યાદા નું ઉલ્લ્ગ્ન નાં કરીશ ખુબ શાંત રહેજે પરંતુ જરૂર પડે હૃદય થી કથન રહેજે માતા ના આક્શીશો ની સાથે સ્વામી જી એ બાળપણ થી એ સીખી લીધું હતું કે આત્મસન્માન ની રક્ષા કઈ રીતે થાય છે નરેન્દ્ર ના જીવન માં પિતા નો પ્રભાવ પણ ગણો હતો પિતા પણ માતા ની જેમ જ પ્રેરણા નું મોટું ઝરણું છે જીવન ઘડતર નાં પાયા ના તેઓ એક ઉતમ શિક્ષક છે ઘર આંગણે બાળક ના ચરિત્ર નું સાચું ગૌચર કરે છે માતા પિતા નરેન ના પિતા વિશ્વનાથ દસે એમને કેળવવા માં ગણો મહત્વ નો ભાગ ભજવ્યો હતો દાન ધર્માંતું કરવા માં તેઓ અતિ ઉદાર ગરીબો ને દાન કરવા નો જાણે તેમનો નશો હતો કોઈ ને પૈસા ની મુશ્કેલી છે એમ જાણી દુખી થઇ જતા એક દિવસ નરેન એ પૂછ્યું પિતાજી તમે મારા માટે શું કર્યું સાંભળી ને તેમને કહ્યું બેટા જા તું જી ને અરીસા સામે જી ને જોઈ લે અને મેં તારા માટે શું કર્યું છે એનો ખ્યાલ તને આવી જશે નરેન ને મોટો બોજ પાઠ મળ્યો બીજા પર આધાર રાખ્યા વગર તેને પોતાના પગ પર ઉભું રહેવું જોઈએ નરેન નું રાજદરબાર નરેન ની પ્રિય રમત હતી રાજા અને તેનો દરબાર બરાબર રાજા તો નરેન જ બનતો ઘર માં જવાના પગથીયા પર આ રાજદરબાર યોજાતો હતો

સરસેનાપતિ બનાવતો કેટલાક ને ખંડિયા રાજા તો વડી કેટલાક ને સરકારી કારભારી રૂપે નીમતો પોતપોતાની મોભા પ્રમાણે સૌ પોતપોતાનું સ્થાન નીચેના પગથીયા પર લેતા રાજા તરીકે તે આદેશો આપતો ને સમસ્યા ઓ ને ઉકેલતો અને બળવા ખોરો ને દબાવી દેતો રાજા નરેન ની આજ્ઞા નું કોઈ ઉલ્લગ્ન

એને પકડી લેતા નાનપણ થી જ નરેન માં સાચા નેતા ના ગુનો હતા ધ્યાન ની રમત નાનપણ માં તો સૌ કોઈ રમત રમે નરેન પણ ગણી રમતો રમતો ક્યારેક ઝાડ પર ચડી ને ડાળી માં પગ ભળાવી ને ઉંચે માટે લટકતો વડી ક્યારેક તે ધ્યાન ની રમત રમતો આવું ડોક છોકરા ને ધ્યાન કરે તે ત્યારે દેખાય જાને બુદ્ધ ભગવાન નરેન એવી રીતે ગણી વાર ધ્યાન માં બેસી રેતો આંખો પણ ઉગાડતો નહિ હાલતો ચાલતો પણ નહી એક દિવસ નરેન અને તેના મિત્રો ઘર ની અગાસી પર ધ્યાન માં બિસ્વા ની રમત રમી રહ્યા હતા નરેન માં તો ધ્યાન માં બેસતા જ એકાગ્રત બની ગયો મિત્રો ને માટે કઈ ધ્યાન સાધ નતું તેમનો એક મિત્ર ત્યાં સાપ ને આવતો જોઈ બુમ પાડી ભાગો ભાગો સાપ અને બધા છોકરાઓ દોડી ગયા પણ નરેન તો ધ્યાન માં લિંગ એને કશી ખબર નાં પડી કે સાપ તેની સામે ફેણ ચડાવી ને બેઠો છે નરેન તો ધ્યાન માં રહ્યો અડગ છોકરાઓ ની બુમો સાંભળી ને મોટા ના લોકો દોડી આવ્યા આ દ્રશ્યો જોઈ ને તેમના શ્વાસ અધર થઇ ગયો પણ ત્યાં નો સ્તર નરેન્દ્ર ને કઈ ખબર જ ના પડી થોડી વારે સાપ ત્યાંથી સરકી ગયો નરેન ને રામાયણ ની કથા ખુબ ગમતી હતી એક વખત પડોશ માં રામાયણ ની કથા બેથી હતી નરેન કથા સાંભળવા ગયો પંડિત જી એ કથા કરતા કહ્યું હનુમાનજી તો અમર છે તેઓ કેળ ના બગીચા માં રહે છે

તેને સાંજ સુધી રાહ જોઈ પણ હનુમાનજી આવ્યા નહી એટલે નિરાતે એના ઘરે ગયો નરેન ને થાકેલો નિરાશ ચહેરો જોઈ ને માં એ પૂછ્યું બેટા આખો દિવસ ક્યા હતો નરેન એ બધી વાત કહી એ સાંભળી માતા ને મનોમન બહુ જ આનંદ થયો કે તેના પુત્ર માં કેવી શ્રધ ભક્તિ રહેઈ છે કે આખો દિવસ ભૂખ્યો તરસ્યો હનુમાનજી ને મળવા બગીચા માં બેસી રહ્યો માં એ નરેન ને વ્હાલ કરી કહ્યું બેટા હનુમાનજી રામ ના કામ માટે બીજે ગયા હશે એટલે આવ્યા નહી હોય બાળ નરેન માં ની વાત આનંદ નીંગ ગયો નાનપણ માં રોપાયેલા શ્રધા નાં બીજ સ્વામી જી ના જીવનન માં વત ધ્રુપ બની પાંગર્યા હતા નરેન ના ઘેર સાધુ સન્યાસી વગરે કેટલાક ભિક્ષા માંગવા રોજ આવતા ભિખારી આવે એટલે તેને નરેન ને જે કઈ હાથ માં આપે તે આપી દેતો ચીજ કીમતી છે કે નહી એનો કોઈ વિચાર જ કરતો નહી માં નરેન ને ખુબ જ બોલતી પણ સાંભળે કોણ એટલે એક દિવસ ખુબ ગુસ્સે થઇ ને માં એ નરેન ને મેડી પર લઇ જઈ ઓરડા માં પૂરી દીધો અને બહાર

નરેન એક વાર મિત્ર ના સાથે મેળા માં ગયો ત્યાં મેળા માંથી એમને શિવ મૂર્તિ ખરીદી સાંજે ઘેર પાછા વળતા હતા ત્યારે એક અજબ ઘટના બની રસ્તા પર ખુબ ઝડપ થી દુર થી એક ગાડી આવી રહી હતી નરેન ને હતું કે પેલો મિત્ર પોતાના પાછળ એટલે ગાડી નો અવાજ સાંભળી એમને પોતાની પાછળ નજર કરી પેલો છોકરો રસ્તા ની બરાબર વચ્ચે ભય ખોડાઈ ઉભો હતો ગાડી નીચે આવી જવા ના ભય માં હતો આ જોઈ નરેન ગભરાયા વગર શિવ મૂર્તિ ને ડાભી બગલ માં દબાવી પેલા છોકરા ની મદદે દોડ્યો અને પોતાના જમના હાથે થી તેને પકડી લગભગ ઘોડા ની ખળી નીચે થી તેને ખેચી કાઢ્યો આજુ બાજુ ના લોકો આં થી આશ્ચર્ય ચકિત થઇ ગયા કોઈએ નરેન ને થાબોળ્યો તો કોઈએ આશીર્વાદ આપ્યા ઘેર પહોચ્યા પછી

પર હતો નરેન નાં ભાઈબંધ નાં ઘરે એક મોટું ઝાડ હતું એ ઝાડ ની દાલીયો નીચે પણ નરેન ને બહુ જ બનતું એક દિવસ બપોરે ઝાડ ઉપર ચડી ને હીંચકા ખાતો હતો ત્યાં એક

બ્રહ્મ રાક્ષસ રહે છે ડોક મરડી નાખશે માટે હવે ક્યારે ઝાડ પર નાં ચડશો મિત્રો એ તો દાદા ની વાત માની લીધી પણ નરેન્દ્ર તો જેવા દાદા ઘર માં ગયા પછી તો ઝાડ પર ચડી ગયો મિત્રે તેને નીચે ઉતારી જવા કહ્યું તેને મિત્ર ને કહ્યું મેં દાદા ની વાત સાચી માની લીધી જો બ્રહ્મ રાક્ષસ ઝાડ પર હોત તો તેને ક્યારનીય મારી દુખ મારી મળી નાખી હોત